તમારામાંથી ઘણાં તમારા ગામડામાંના આ દૃશ્યથી પરિચિત હશો બાળકોનું એક જૂથ ખુલ્લા વિસ્તારમાં રમી રહ્યું છે
આ બાળકને જુઓ જે દડાની પાછળ જઈ રહ્યો છે
તે નજીક આવેલ નાના ઝાડવાં વિસ્તારમાં દાખલ થાય છે
તેને એક સાપ દેખાય છે
એજ સમયે તે તેનાં છુપાવા માટે સરકે છે
ગભરાયેલ બાળક પથ્થર ફેંકીને સાપને ભગાવવાનો પ્રયાસ કરે છે
સાપ સરકીને જતો નથી
એનાં બદલે તે બાળકની તરફ વળે છે અને તેને પગ પર કરડે છે
બાળક મદદ માટે ચીસ પાડે છે
તેનાં મિત્રો મદદ માટે તેની તરફ દોડે છે
તેઓ પગ પર બે લાલ નિશાન જુએ છે
તેઓ બાળકને ઝાંડવાંમાથી ખેંચી કાઢે છે
અહીં ખળભળાટ છે
બધાજ બાળકો પ્રાથમિક ઉપચાર વિશે જુદા જુદા વિકલ્પો આપે છે
અહીં સાપ ડંખ વિશે પ્રાથમિક ઉપચારનાં જાણનું મહત્વ સામે આવે છે
સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે જોઈશું પ્રાથમિક ઉપચારનું કેટલું મહત્વ છે
અને સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર કેવી રીતે આપવું
પ્રાથમિક ઉપચાર માહિતી પર જઈએ એ પહેલા આપણે પુનઅવલોકન કરીશું કે બાળકોનાં જુથે તેમનાં મિત્રને બચાવવાં માટે શું કર્યું હતું
તેમણે બાળકને નીચે સુવડાવ્યો હતો
અને ત્યારબાદ તેને દવાખાનામાં ખસેડવાં માટે મોટા માણસોની મદદ લીધી
ત્યારબાદ તેમણે ઘા ફરતે એક કપડું બાંધ્યું
શું તે યોગ્ય પ્રાથમિક ઉપચાર હતો
એક રીતે આ યોગ્ય હતું
આ કિસ્સામાં દવાખાનું ખુબ દૂર ન હતું
તેથી બાળકને તબીબી સહાય સમયસર મળી ગયી
સાપ ડંખની પરિસ્થિતિમાં પ્રાથમિક ઉપચાર આપવાની યોગ્ય રીત આ પ્રમાણે છે વ્યક્તિને સમતલ સપાટી પર સુવડાવો
અસરગ્રસ્ત ભાગ પર કપડું લપેટો
આ પ્રાથમિક ઉપચારનો પ્રાથમિક હેતુ ઝેરને શરીરમાં પરિભ્રમણ થતું રોકવાનો છે
અને આપણે ઘા ફરતે કપડું કેવી રીતે લપેટવું જોઈએ
પગનાં ઉપરનાં ભાગથી લપેટવાનું શરૂ કરો અને નીચેની તરફ વધો
આગળની સારવાર માટે વ્યક્તિને તરત નજીકનાં દવાખાને લઇ જાવ
આ રીતે સમયસર આપેલ પ્રાથમિક ઉપચાર ઘણાં નુકસાન અટકાવે છે
યાદ રાખો અયોગ્ય પ્રાથમિક ઉપચાર વ્યક્તિની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે
સાપ ડંખની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ સૌપ્રથમ પીડિત વ્યક્તિને નીચે સુવડાવો
જયારે તમે કપડું લપેટો છો ત્યારે સેજ દબાણ આપો અને સાપ ડંખની પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ કરડેલી જગ્યા પાસેથી ચામડી અથવા માંસને કાપવું નહી
કરડેલી જગ્યા પર અથવા તેની આજુબાજુ બરફ લગાડવો નહી
વ્યક્તિને વીજળીનાં ઝાટકા આપવાં નહી
કરડેલી જગ્યામાંથી લોહી અથવા ઝેરને ચૂસવાનો પ્રયાસ કરવો નહી અને કપડાને વધુ ચુસ્ત બાંધવું નહી
તેનાંથી સડો થઇ શકે છે
આ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનાં પહેલનો બ્રીજ ધ ડીજીટલ ડીવાઈડ નો એક ભાગ છે
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓspoken tutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર